આ ગ્રીન હરી છે બોજ મોટા ગાર્ડન છે એટલે બો બધી પબ્લિક ત્યાં યોગા કરી શકે લાઇટ પણ ચાલુ છે પાછળ--

અંદરની સાઇડ જતા એન્ટ્રસ થતા એક ગાડી અંદર પડેલી છે સાઇડ મા ડસ્ટબિન છે.

આ પિક્ચર એક મોલ નું છે મોલ ની અંદર જે ચોકલેટ સેલ કરવા માટે મુકેલી હોય એનું પિક્ચર છે જેની અંદર અલગ અલગ પ્રાઇઝ માં અલગ અલગ ચો--

આ પિક્ચર એક ગાર્ડન નું છે જે ગાર્ડન ની અંદર બોવ બધી ગ્રીનહરિ છે અને ખુલ્લું આકાશ છે.

જે ઊભેલા છે એ મીરર મા જોઈને એક્સરસાઇઝ કરે છે એક છોકરો સુતા સુતા એક્સરસાઇઝ કરે છે.

ઉપરની સાઈડ એ_સી ફિટ કરેલું છે બારની સાઈડ સોફા રાખેલા છે સોફા--

અં ની બુક નું જે છે ત્યાં હોલસેલ બૂક્સ મલે છે અને ત્યાં બોવ પબ્લિક બૂક્સ લેવા આવેલી છે જેમાં એક છોકરો છે.

ની અંદર નાનો દરવાજો છે ત્યાં એક ભાઈ બેઠેલા છે જે અંદર જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એ ભાઈ--

છે અને તડકો ન લાગે એ માટે થઈને ત્યાં લાકડાના પેલા અ સ્તંભ નાખેલા છે અને એની ઉપર આખુ પેક કરેલું છે.

ફીટીંગ કરેલા છે ત્યાં લાલ કલર નું એક અ સ્પોર્ટ્સ નું જ કાંઈક લગાવેલું છે અને જ્યાં રેડ ને બ્લેક --

બારની સાઇડ બ્લેક કલર ની તબદી લગાવેલી છે જેમા કઇક નામ લખેલા છે અને ઉપરની સાઇડ ફનફન્યા બાંધેલા છે.